ઘણા બધા સળિયા દેખાઈ રહ્યા છે અને ત્રણ તગારા દેખાઈ રહ્યા છે અહ લીલુ ઘાસ છે ઘણા બધા ઝાડ છે.

પ્લાસ્ટિક ના પાણીના બોટલ થી એ લોકોએ કુંડા બનાવ્યા છે ઘણાં બધા ફૂલ છે એક મોટો ગેટ છે.

આ ફ્રીજ માં ઘણા ઘણા અલગ અલગ બ્રાન્ડ ના અહ ઠંડા પીણા રાખ્યા છે જેમાં બીસલરી બોટલ પણ છે.

કાળા કલર ના કુંડા છે ઝાડ છે નાળિયેરીનું ઝાડ જોવા મળી રહ્યું છે.

ત્ર હાઇવે નું લાગી રહ્યું છે જેમાં ટેમ્પા ઉભેલા છે અને રીક્ષા ઉભેલી છે.

મોટા મોટા વાયરો જોવા મળી રહ્યા છે વીજના થાંભલા જોવા મળી રહ્યા છે.

જેમાં બ્લુ કલર ના ઘણા-બધા તોરણો લાગ્યા છે પર્પલ કલર નો ગેટ છે.

થંભ છે તેના નીચે સફેદ કલરના સુંદર કુંડા છે અને એના અંદર નાના નાના પ્લાન્ટ્સ ર રોપવામાં આવ્યા છે.

પટેલ નીરજ નામ પણ લખવામાં આવ્યું છે તેમનો કોન્ટેક નંબર પણ લખવામાં આવ્યો છે.

દુકાન પર એક ઘોડો લગાવવામાં આવ્યો છે જે રાષ્ટ્ર ધ્વજ વાળો બનાવવામાં આવ્યો છે જેનો ઉપર કેસરી સફેદ અને લીલો છે.

એક દવાખાના નું ચિત્ર છે જેમાં અલગ અલગ દવાઓ જોવા મળી રહી છે સફેદ પડદો છે.

સિમેન્ટ ના પથ્થર દેખાઈ રહ્યા છે જેના ઉપર લોખંડ ઠોકવામાં આવ્યું છે તે દેખાઈ રહ્યું છે.

ચશ્મા એ લાકડાના પાટિયા પર મુકવામાં આવ્યા છે અને અલગ-અલગ કલરના ચશ્મા છે કેસરી છે લાલ છે કાળા છે.

બાજુમાં સિમેન્ટના ઢગલા જોવા મળી રહ્યા છે અને છ કોન્ક્રીટ મિક્સર ટ્રક જોવા મળી રહ્યા છે જે સફેદ કલરના છે.

દુકાન ફર્નિચર ની લાગે છે આ દુકાન નળીયાથી બનેલી છે અને લાકડાથી બનેલી છે.

જીમ માં અલગ પ્રકારના સાધનો જોવા મળી રહ્યા છે જેમાં વજન માટે કાળા કલર ના બેંચ મુકવામાં આવ્યા છે અને ડમ્બલ્સ જ મુકવામાં આવ્યા છે.